જી મેડમ, આપ એમાં Callling કરી શકો છો. Extra plan કરવો હોય તો આપને ચાર્જ રહેશે. મેડમ, તમે એક મીનીટ માટે Use કરો છો તેમાં આપને Per minute ના એક રૂપિયા Charge રહેશે જે B S N L to B S N L જી મેમ, Unlimited Calling માટે કે પછી Calling plus internet?

અમ સોરી મેડમ મહિના માટે ના? કે ત્રણ મહિના, બે મહિના એવી રીતે?

જી, Line પર બની રહેવા બદલ ધન્યવાદ મેડમ. ચારસો ઓગણત્રીસ નો Plan છે. મેડમ અવાજ આવી રહ્યો છે આપને? જી, ચારસો

તેના સિવાય સીફ આ ચારસો નવ્વાણું નું નેવું દિવસ માટે. એટલે ત્રણ મહિના માટે. Unlimited voice calling છે જે Local STD any network. national roaming પણ Inclunding છે. મુંબઈ અને દિલ્લી. બે GB data per day સો SMS per day.

જી, મેડમ ચારસો પંચ્યાશી ચારસો છ્યાંસી નો નથી Plan ચારસો જી, ચારસો પંચ્યાશી નો જે Plan છે એમાં આપને આહ દોઢ GB data per day મળે છે. હા, અનલી નેવું દિવસ માટે Unlimited calling છે જે Local STD any ને

મેડમ, એમાં આપને કોઈ આપને Mention નથી કરવામાં આવ્યું છે. તો ભી તમને ચાલીસ KBPSSpeed મળશે.

અગિયારસો નવ્વાણું, Check કરી લઉં છું મેમ. અગિયારસો નવ્વાણું નો જે Plan છે મેડમ તે Bress period two માટે છે. જી, એમાં કેવું છે મેડમ અગિયાર જયારે તમારે Incoming અને Outgoing બંને Service બંધ થઈ જાય છે. જી, Outgoing બંધ થાય તે આપને Free fund કહેવાય છે. અને Incoming બંધ થાય છે તે Bress two કહેવાય છે. જી, Bress two એટલે મેડમ જ્યારે આપની Incoming પણ બંધ થાય જાય છે. જયારે તમારી Outgoing ની સર્વિસ બંધ થાય છે ત્યારે તમારું આ Bress one કહેવાશે.

Incoming આપને સાત દિવસ પછી ભી Incoming ચાલુ રહેશે. અને જયારે તમે Recharge ના કરાવો તો તમારી Service બહાર થાય જાય છે. જી, એ Bress period two કહેવાશે. તો Bress period two માં તો પછી આપને અગિયારસો ને નવ્વાણું નો જે Plan છે તે Bress period two નો છે. જી, આપ પછી Bress two નું Recharge કરી શકો છો અગિયારસો નવ્વાણું તમે ઓછા પૈસા માં ભી કરાવી શકો છો. Bress two માં આપને એકસો ઓગણચાલીસ તેમાં આપને Validity અઠયાવીસ દિવસ માટે રહેશે. Unlimited calling છે જે Local STD Any networkMumbai and delhi including છે. અને આમાં બે GB data per day છે. After speed any આપને

નમસ્કાર મારું નામ કૃણાલ છે. hello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 તમે રમવા માં સુ ગમે રમો છો cricket સૌથીસારી game છે રમવા cricket માટે અગિયાર player ની જરૂર પડે છે. ઇન્ડિયા ની team cricket માં સૌથી સારી છે cricket માટે છે. જે રમવા માંડવે છે. સૌથી સારા share લેવા માટે અ શેર બજાર invest કરવું સૌથી સારું છે ક economy grow થાય છે india ની અને તમે કોઈ પણ આગળ કોઈ choice કરવા માંગતા હોવ તો આગળ કોઈ હવે તમે અગળ શરુ કરી શકો ત્યારે કોઈ પણ આગ ભણવા માં સૌથી સારું કોઈ પણ લઇ શકો જેમ કે એક થી દસ સુધી તમે અ મ લઇ શકો પસી દસ માં પછી તમારે choose કરવા નું આવે. science, commerce and arts જેમ કે તમે science માં રસ ધરાવતા હોવ તો તમે science select કરવું જોઈએ આગળ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તમે આગળ વધી શકો છો commerce આંકડાકીય માહિતી માંથી કોઈ પણ ગણિત વગેરે માટે commerce અને arts કોઈ પણ તમે arts રમવા માટે શેરબજાર એ સૌથી સારો Topic છે.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 અદાણીનું જે Loss થઈ રહ્યું છે તેનું મુખ્ય કારણ છે HindenburgHindenburg Rearch Hindenburg Rearch વું જણાવવામાં આવ્યું. કે અદાણી ઉપર ઘણી વખત અર ઓવેર value એટલે કે વધારે value એનાા કરતાં વધારે value થઈ ગયું છે. reach ભારે પડેલો હતો. એ Reach પરથી બધા InvestHindenburg Rearch ભારે પડેલો હતો તેમાં થી તે reach ભારે પડેલો હતો. તેમાં ઘણા લોકો એ invest કરવાનું છોડી દીધું છે. invest કરેલું નથી. થોડા દિવસો પહેલાં સુધી પહોચી ગયો હતો અત્યારે થોડું stable થયો હતો થોડો stable માં તે પોહોચીયો હતો સપાટી સુધી પહોંચી ગયું હતો સુધી. પછી પાછો. ડાઉન થતો રહ્યો થી નીચે ચાલીને પહોંચી અત્યારે પહોંચી ગયો છે. પાછો હાલમાં Miting થયેલી છે. તેમાં અદાણીએ જણાવવામાં આવ્યું છે કે Company માં કોઈપણ Loss નથી. કંપની Stable ચાલે છે. આ જે Reach છે તે ના પ્રમાણે બધ Investro invest કરવા માં થી છોડી ગયા છે એટલે invest પોતા નો પૈસો પાછો લઇ રહ્યા છે જેમ કે Foreign ના investro ગભરાઈ ને જે પૈસા તેને લગાડેલા હતા. તેને બધા પૈસા પાછા કાઢેલા પોતાના Sefty માટે. અમ સેલ માર્કેટમાં invest એ ખરાબ ખરાબ વસ્તુ નથી share Market એ સૌથી સારું છે.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 જો તમે Risk લો તેઓ તમને રિટર્ન મળે. તેના માટે share market નોલેજ હોવું જોઈએ.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 જેમ કે Bank Nifty નો Sport Drive જે હોય છે પર લોટ પચીસ રૂપિયા હોય છે. એજ રીતે SBI માં પર લોટ પંદરસો રૂપિયા આવી રીત ના અલગ અલગ હોય છે. Stock ઉપર પણ કરી શકો. જેમ કે Bank Nifty અન્ય કોઈપ Stock તમે Trading કરી શકો. જેમ કે અત્યારે હાલ માં પેરાની જેમ હતું share market એ હવે હાલમાં નથી રહ્યું.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 જેમ કે અત્યારે બધા Broker છે. Grwo, Aengelone, jirodha, FI Paisa આ બધ Broker તમન Support કરે છે share market મા Invest કરવા માટે.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

તેના ઉપર થી તમે share market નું તમે જાની શકીએ. એક ભાઈ ય તે ની હાલ કિંમત છે આંઠ થી દસ હાજર રૂપિય maximum એટેલે આંઠ થી દસ હાજર તે ગાટી ગયા છે એક લાખ માંથી અને જ Eicher invest કર્યા હતા તે બીજા ભાઈય Eicher Company નો share હાલ માં Eicher Company ન share હાલ મા Grow સત્કારોડ ઉપર પહોચી કાગ્યો છે. investing power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 Eicher Company નો જે થઇ ગયો છે અત્યારે share એક્વીસો ની આસપાસ છે. જેમા stock split જોથતા જોવા મળે છે. જેની એક લાખ ની Stock પ્રમાણે ગણા Stock Grow કરી સકે જેમ કે Mrf નો અત્યારે પાસઠ છાસઠ હાજર ની આજુ બાજુંPrice એમાં થી તમે જોઈ શકો કે જયારે જે ખુલ્યો હતો ત્યારે આંઠ થી દસ હાજર ની આજુ બાજુ હતો અત્યારે પાસઠ હાજર સુથી પહોચી ગયો છે. Cricket માં સૌથી સારું છે અત્યારે cricket રમવા માં છે કોહલી અને ધોની. ધોની ની જે Wicket Keeping છે તેને કોઈ ના પોહોચી સકે અને Runing Fast તેના જેટલું ફાસ્ટ કોઈ દોડી ના સાકી આઉમાર માં.

જે કરી સકે તેવું પાક્કું કોઈ Captainship ના કરી શકે. ધોની Sir ની Under ગણા Match રમાયેલા ને જીતેલા પણ છીએ બેહજાર અગિયાર નો World Cup જીતેલા પણ છીએ. એક ઓવેર માં જે ધોની રમેલો છે. એમાં ગણા Record પણ મેળવેલ છે Finisher તારી કે ગણવા માં આવે છે. Finesher તરીકે ધોની નું નામ પેલા Number છે.

તેના માટે Full Support છે. કેમ કે ધોનીએ જે મેહેનત કરી તે કોઈએ કરેલી નથી. અને હાલ માં પણ જે Match રમાયેલી છે. તેમો પણ ધોની યે સારું આવું Performers કરેલ છે અની સાથે છે કોહલી પણ જયારે નાનો હતો ત્યારથીજ Practie કરી રહ્યો છે. રમવા ની રમવા માં તે માહિર પણ છે.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

cricket જોવાની પણ મઝા આવે. cricket નો જેમ કે ILP માં ગણા બધા Advertise માટેઆવે છે. અને લાખો રૂપિયા Earn પણ કરે છે. જેમ કે Dream eleven માં ગણા Match રમ્યા છે. અમેં પણ તમે Team બનાવી ની જીતી શકો. Dream eleven જેમાં તમે Match રમી શકો બધા જેમ કે IPL છે. indian Team નું છે જે રમે છે. અને અન્ય પણ Match બધા તમે રમી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

ત્યારે તેના મહેલ સુધુ કોઈ ના પહોચી કેમ કે શકે વચ્ચે જે લાકડા નો Pool ઉપાડી લિયે એટલે ત્યાંથી આગળ કોઈ પણ પ્રવીશી ના શકે.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 બીજી ઉપદિશાઓ હોય છે જે ચાર ખૂણે આવેલ હોય છે તો ચાર ખૂણા ની પણ તમારી યાદ રાખવાની છે normally આપણું જે ભારતનો નકશો છે કે ગુજરાતનું ગણી લો તો ગુજરાતને લગતો નકશો okay ભારતની કઈ દિશામાં છે તો પશ્ચિમ દિશામાં છે ભારતનો મેં ભારતના વિચાર ઓકે તો આપણું ગુજરાતની વાત કરીએ તો ગુજરાત એ પશ્ચિમ દિશા ઉપર આવેલું છે આ બાજુ કયું થશે તો આ બાજુ પૂર્વ થશે આ બાજુ પશ્ચિમ થશે ઉપરની દિશા ઉત્તર થશે અને નીચેની દિશા દક્ષિણ થશે તો યાદ રાખી લેવાનું કે આ mapmind મા બેસાડી દો કે હંમેશા ઉપર ઉતર હશે નીચે દક્ષિણ હશે આ બાજુ એટલે કે right side પૂર્વ હશે અને left side શું હશે પશ્ચિમ હશે તો પહેલા ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમનું સ્થાન તમારે પહેલા તો યાદ રાખી દેવાનું છે હવે આપણે વાત કરવાની છે ખૂણો તો ખૂણો એટલે પૂર્વ અને ઉત્તરની વચ્ચે જે ખૂણો આવેલા છે એને આપણે ઈશાન કહીએ છીએ જેને ઉત્તર પૂર્વ દિશા પણ કહી શકાય કા તો તમે ઈશાન દિશા કહો. અહીંયા તમે પૂર્વ અને દક્ષિણ વચ્ચે ખૂણો જો આવેલો છે એને કઈ દિશા કહેવાય છે અગ્નિ દિશા કહેવાય છે કા તો એને દક્ષિણ પૂર્વ પણ કહી શકો અહીંયા જે અને પશ્ચિમ મને દક્ષિણી વચ્ચે જે ખુણા આવેલો છે ત્યાં આવેલી છે. નેઋત્ય દિશા જેને તમે દક્ષિણ પછી પણ કહી શકો છો અને અહીંયા ઉત્તર અને પશ્ચિમની વચ્ચે જે દિશા આવેલી છે એનું નામ છે વાયવ્ય જેને તમે ઉત્તર પશ્ચિમ દિશા પણ કહી શકો છો હવે સાહેબ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ અમને યાદ રહી ગયું પણ ઈશાન અગ્નિ નૈઋત્ય અને વાયવ્ય આ કઈ રીતે યાદ રહેશે તો તમને ખબર છે તમને જોઈ તમારી રીતના કોઈ રીતના યાદ રાખવાની ટ્રીક હોય તો તમે યાદ રાખી શકો છો બાકી હું તમને એક ટ્રીક આપું છું તમને ખબર છે ઈનોવા ગાડી આવે છે ઇનોવા ગાડી આવે છે તો એને થોડું થોડું લાંબુ કરીને તમે બનાવી દો ઈઅનોવા okay ઈઅનોવા ઈનોવા ગાડી આવે છે ને એ એનો બનાવી દો અને આપણે અહીંયા થી શરું કરીશું તો અહીંયાથી સૌથી પહેલા શું આવશે ઈશાન ઈ પર થસે ઈશાન છે અગ્નિ ન પર થસે નૈઋત્ય અને વ પર થસે વાયવ્ય okay તો આ રીતના તમે યાદ રાખી શકો છો આના સિવાય તમારી કોઈ ટ્રિક હોય અને તમને યાદ રહી જતું હોય તો એમાં કોઈ વાંધો નથી તમને ખાલી યાદ રહેવું જોઈએ કોઈ પણ ટ્રીક યાદ રહી જાય તો ઇનોવા ગાડી આવે છે તો ઈશાન ગાડીને યાદ રાખી આપણે ઇઅનોવા બોલવાનું ઇઅનોવા

વધારે વધારે પડતું વાયડું છે પાકિસ્તાન તો વાયવ્ય દિશામાં છે okay તો આ રીતના પણ યાદ કરતો હતો તો આ બાજુ પાકિસ્તાન જોવા મળશે ચાઇના કઈ દિશામાં છે તે ભારતની ઈશાન દિશામાં છે okay તો આ રીતના તમને questions તો logically અથવા તો gk ના question પણ આવા બની શકે છે તો i hope so તમને આ છ sorry આઠે આઠ દિશા તમને યાદ રહી ગઈ હશે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ બધાની સ્થાન છે એ properly તમારી યાદ રાખવાનું છે તો સૌથી પહેલા ચાર મુખ્ય અને ચાર મુખ્ય અને ચાર મુખ્ય દિશાઓ આઠ દિવસ તમારી યાદ રાખવાની છે okay હવે એના પછી આપણે જોઈશું left અને right તમને એમ થશે કે ભાઈ તમે ઉત્તર ઉત્તર દિશામાં જઈ રહ્યા છો અને ત્યાંથી તમને જમણી બાજુ વળવાનું છે એટલે કે right side વળવાનું છે તો તમે કઈ સાઈડ મળશો તો કશું નહિ કરવાનું જે દિશામાં જતા હોય ને એ દિશામાં તમારું મોડું કરી દેવાનું example તરીકે એમ કે છે કે તમને ઉત્તર ઉત્તર દિશામાં જવાનું કહે છે તો તમે ઉત્તર દિશાની અંદર ગયા okay ઉત્તર દિશાની અંદર તમે ગયા પછી તમને right side વળવાનું કે તો ઉત્તર દિશા સામે શું કરવાનું છે મોઢું કરી દઈશ okay પછી right side કરવાની છે તો મારી right એટલે મારી થશે આ બાજુ right થશે અને આ બાજુ મારી left એટલે left થશે બીજી વસ્તુ simple તમે યાદ રાખી લો ઘડિયાળની દિશા એટલે right દિશા એટલે કે જમણી બાજુ અને ઘડિયાળની વિરુદ્ધ દિશા એટલે ડાબી બાજુ simple તમારે શું યાદ રાખવાનું? તમે જે દિશામાં જતા હોય અને ઘડિયાળ કઈ દિશામાં વળે તો ઘડિયાળ ઘડિયાળ નો કાટો કઈ દિશામાં પડે છે આ દિશામાં વળે છે okay તો આ દિશા કઈ થશે જમણી બાજુ થશે okay અને ઘડિયાળની વિરુદ્ધ દિશા એટલે કે ઘડિયાની વિરુદ્ધ દિશા એટલે આ દિશા કઈ થશે okay તો અહીંયા તમે જોઈ લો

તોય જમણી થશે એ રીતના તમે દક્ષિણ દિશામાં જઈ રહ્યા છો તો આ કઈ ઘડિયાળ ની દિશા એટલે જમણી થશે પશ્ચિમ તો પશ્ચિમમાં પણ આ દિશા કઈ થશે જમણી દિશા થશે એટલે કે ઘડિયાળના કાંટાની બાજુ તમે ફરો છો એ તમારી જમણી બાજુ થશે એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં તમે ફરો છો તો એ તમારી ડાબી બાજુ થશે એટલે કે તમે જો ઉત્તરમાં ઘડિયાળની વિરુદ્ધ દિશા છે તો આ શું થશે ડાબી બાજુ થશે એટલી દિશા પછી માં તમે જોઈ લો okay left એટ્લે ડાબી બાજુ તમારે દક્ષિણમાંથી left જવું હોય તો કઈ દિશામાં ઘડિયાળ વિરુદ્ધ દિશામાં ટૂંકમાં mind માં એટલી વસ્તુ યાદ રાખવાની તમે જે દિશામાં જઈ રહ્યા છો okay એ દિશામાં તમારે ઉભું રહેવાનું અને ઊભા રહીને check કરવાનું તમારું ડાબુ અને આકૃતિ છે એનું ડાબુ હજુ અહીંયા તમારે કોમ્પ્યુટર ની સ્ક્રીન છે તો હું કોમ્પ્યુટરની સ્ક્રીન છોડી ના શકું કઈ ના આવડે ને તો simple મારા જોડે ટ્રિક છે

હવે રફકામ થી અંદર સમજી લો કે મારે પૂર્વ દિશા એ okay પૂર્વ દિશા ની અંદર જવાનું છે તો હું શું કરીશ મારી પુરવણી પૂર્વ દિશામાં ફેરવી નાખીશ એટલે કે હું જે દિશામાં જઈ રહ્યો છું ને એ દિશામાં મારી પુરવણી ફેરવી નાખીશ હવે જોવાનું કે મારું જમણું અને આનું જમણું થશે પૂર્વ દિશામાં જમણી બાજુ જવાનું કે મારું જમણું એ મારું જમણું થશે હવે સમજી લો કે મારી પૂર્વ દિશામાં જઈ રહ્યો છું અને મારી જમણી બાજુ વળવાનું છે જો પુરવણી આ દિશામાં છે જો આ દિશામાં અહીંયા પૂર્વ છે હવે પૂર્વ દિશામાં તમારે જે રીતના પૂર્વ દિશા છે એ રીતના મારું મોઢું ફેરવી નાખ્યું પછી okay મારી જમણી થશે તો મારી જમણી બાજુ વાળીને તમને કહેવાય ડાબી બાજુ જોડવાનું છે વળવાનું છે તો જે દિશામાં તમારે arrow આવે ને એ દિશામાં તમારું મોડું ફેરવી નાખવાનું okay તો આ રીતના છે તો પુરવણીના નામ ફેરવી નાખવાની પછી એમ કે ડાબી બાજુ વળવાનું છે તો ડાબો હાથ મારો આ રહે તો આ બાજુ વળવાનું તો આ બાજુ વાળવાનું આ દિશા તમારે ક્યારે પણ ભૂલ નહીં પડે અહીંયા કોમ્પ્યુટર છે એ સ્ક્રીન છે તો કોમ્પ્યુટર સ્ક્રીન ને ફેરવી નાખી શકું પરંતુ જ્યારે કામ કરતા હોય ત્યારે પુરવણી ની અંદર કે એકદમ એકદમ પેપર ની અંદર તેની અંદર જો તમે પુરવણીની અંદર ફેરવી શકો છો તો કશો વાંધો નહીં તમે જે દિશામાં જતા હોય એ દિશામાં પુરવણીને ફેરવી નાખવાનું તમારી ડાબી એ ડાબી થશે આની જમણી થશે simple logic છે okay તો ડાબી જમણી માં તમે ક્યારેય પણ ભૂલ નહીં પડે જો આ ટ્રીકનો તમે apply કરશો તો clear ચાલો તો i hope so

સૌથી પહેલો question થાય કે સાહેબ આજે chapter છે એની અંદર કેટલાક પ્રકારના example પુછાય શકે ઓકે આજે chapter છે એમાં કેટલા પ્રકારના example પૂછાઇ શકે તો ચાર ટાઈપના example બની શકે સૌથી પહેલો પ્રસ્થાન બિંદુથી તમે કઈ દિશામાં અને કેટલા અંતરે છો એટલે કે તમે જાતે શરૂ કર્યું છે ત્યારથી ending એ તમારી કઈ દિશામાં આવે છે અથવા તો કેટલા અંતરે છે એવા દાખલા પાયથાગોરસ ના નિયમ આધારિત દાખલા તમે ખબર નહિ કહી પાયથાગોરસનો નિયમ છે okay આ રીતના કાટખૂણો બનતો હોય કાટખૂણો ત્રિકોણ હોય okay કાટખૂણો ત્રિકોણ તો એની અંદર તમને ખબર આ a b અને c છે તો ac square બરાબર ab square pulse bc square થાય આ પાયથાગોરસનો નિયમ છે તો આ નિયમના આધારે તમને દાખલાઓ કંઈક શીખવાડીશ મજા આવશે ઓકે આ દાખલા ઉપર ઘણી વખત example ની અંદર પૂછાતા હોય છે એના ઉપરથી પડછાયા વાળા દાખલા પુછાય okay એ પણ very important હમણાંથી આ પડછાયા વાળા દાખલા પણ પુછાય છે. અને ડિગ્રી કે ખૂણા વાળા દાખલા એ પણ પુછાય છે. તો એ જો ચાર પ્રકારના મેં તમને category ની અંદર divide કરીને આપ્યું છે ઓકે તો આજના lecture ની અંદર આપણે target રહેશે કે આપણે પહેલો અને બીજો સંપૂર્ણ એના બધા જ example જોઈશું આપણે જોઇશું એના પછી છે પાંચ નંબર શું આવશે એની અંદર આપણે ત્રણ અને ચાર okay એ પ્રકારના દાખલા જોઈશું તો આજના lecture માં આપણે targer રાખે છે કે પ્રકાર નંબર એક અને પ્રકાર નંબર બે એના maximum જેટલા થાય એટલા example આપણે જો કરીશું ચલો તો શરૂઆત વાત કરીએ છીએ આપણે પહેલા નંબરનો example છે પ્રસ્થાન બિંદુ અંદર થી કઈ દિશામાં છે આ type ના example પુછાય અથવા આનું કેટલા અંતરે છે એ રીતના example પૂછાયેલો છે પહેલા છે કે જેઠાલાલ પ્રસ્થાની બિંદુથી પૂર્વ દિશામાં ચાલે છે પછી તે જમણી બાજુ ફરીને ત્રણ કિલોમીટર ચાલે છે પછી તે ડાબી બાજુ ફરીને બે કિલોમીટર ચાલે છે હવે જેઠાલાલ નું મુખ

થોડી પ્રેક્ટિસ કરીશું એના પછી થોડા level માં હું તમને દાખલા ચલાવીશ સૌથી પહેલા શું કીધું છે જેઠાલાલ પ્રસ્થાન પ્રસ્થાની બિંદુ અંદર એટલે કે આપણે જે કેન્દ્ર છે અને આપણે પ્રસ્થાન બિંદુ લઈ લેવાનું જેઠાલાલ પ્રસ્થાન પ્રસ્થાની બિંદુથી પૂર્વ દિશામાં ચાલે છે તો પૂર્વ દિશા કઈ છે આ છે તો પૂર્વ દિશામાં ચાલે છે પછી તે જમણી બાજુ ફરીને ત્રણ કિલોમીટર ચાલે છે તો ચાલો પૂર્વ દિશામાં એણે થોડું ચલાવીએ પૂર્વ દિશામાં ચાલે હવે પૂર્વ દિશામાં ચાલ્યા પછી કઈ બાજુ જમણી બાજુ જમણી બાજુ એટલે ઘડિયાળની દિશા ઓકે ઘડિયાળ ની દિશા બધાને ખબર જ હોય ઘડિયાળનો કાંટો આ રીતના ફરતો હોય તો આ દિશા કઈ થશે જમણી okay તો તમારે જમણી બાજુ turn મારવાનો છે તો તા જમણી બાજુ turn મરાય દઇએ. જમણી બાજુ ફરીને કેટલા કિલોમીટર ચાલે છે ત્રણ કિલોમીટર ચાલે છે અને પછી તે ડાબી બાજુ ફરીને બે કિલોમીટર ચાલે છે હવે ડાબી બાજુ કઈ થશે તો જો હવે મારે મોઢું કઈ દિશામાં છે તો મારું મોઢું દક્ષિણ દિશામાં છે okay હવે દક્ષિણ દિશામાં આ ઘડિયાળની દિશા છે okay મોઢું તમારું જોવાનું તો આ દક્ષિણ દિશા છે તો આ કઈ દિશા થશે જમણી થશે બાકી ઘડિયાળની દિશા છે હવે આ દિશા કઈ થશે તો ડાભી થશે એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશા છે તો દક્ષિણ બાજુ મોઢું છે એક ડાબી બાજુ કઈ થશે તો આ થશે તો આ રીતના ડાબી બાજુ જતું રહેવાનું અને કેટલા કિલોમીટર બે કિલોમીટર ચાલે છે તો હવે જેઠાલાલ નું મુખ કઈ બાજુ છે તો તમને દેખાય છે કે મોઢું જેઠાલાલનું કઈ બાજુ થઈ ગયું તો પૂર્વ દિશામાં થઈ ગયું તો આપણો answer આવી જશે પૂર્વ okay simple છે i hope so આવડી ગયું હશે જેઠાલાલ છે એ પૂર્વ દિશામાં ચાલે છે પૂર્વ દિશા પછી જમણી બાજુ વળે છે જમણી બાજુ એટલે તમારે જોઈ લેવાનું ઘડિયાળની દિશામાં તો જમણી બાજુ પડે છે પછી ડાબી બાજુ વળે છે તો હવે જેઠાલાલ નું મુખ ફરીથી કઈ દિશામાં આવેલું છે તો પૂર્વ દિશામાં અંદરની અંદર તમે જોઈ શકો છો clear તો આપણો answer શું આવી જશે પૂર્વ આવી જશે તો ચાલો બીજો example જોઈએ ગોલી પ્રસ્થાન બિંદુ થી પશ્ચિમ દિશામાં ત્રણ કિલોમીટર ચાલે છે પછી તે જમણી બાજુ ફરીને ત્રણ કિલોમીટર ચાલે છે તો હવે ગોલીનું મુખ કઈ દિશામાં હશે ચાલો સૌથી પહેલા આપણે ગોલીનું પ્રસ્થાન બિંદુથી કઈ દિશામાં ચાલે છે પશ્ચિમ દિશામાં કેટલું ચાલે છે ત્રણ કિલોમીટર ચલો તો આ પશ્ચિમ દિશામાં આપણે ચલાવીએ કેટલું ચલાવીએ ત્રણ કિલોમીટર ચલાવીએ એના પછી સુ કીધું એને જમણી બાજુ ફરીને જમણી બાજુ એટલે કઈ થશે ઘડિયાળની દિશા આ દિશા કઈ થાય જમણી બાજુ થાય okay અને પશ્ચિમમાં આ દિશા કઈ થાય તો ડાબી બાજુ થાય એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશા તો કઈ બાજુ વળવાનું છે જમણી બાજુ ફેરવાનું છે જમણી બાજુ ચલો ફેરવી નાખી એને અને કેટલા કિલોમીટર ચાલે છે ત્રણ કિલોમીટર ચાલે છે તો ત્રણ કિલોમીટર ચાલે છે તો હવે ગોલીનું મુખ કઈ દિશામાં છે તો આ ગોલીનું મુખ કઈ દિશામાં જઈ રહ્યું છે તો ઉત્તર દિશામાં જઈ રહ્યું છે તો આપણો answer આવી જશે ઉત્તર okay ગોલીનું મુખ ઉત્તર દિશામાં છે તો ઉત્તર દિશા આપણો right answer આવશે ઓકે તો થોડાક simple example લઉં છું પછી ધીમે ધીમે હું થોડા hard કરતો રહીશ ચલો ત્રીજો example જોઈએ તો પોપટલાલ તેમના કાર્યાલયથી ચાલીને પાંચ કિલોમીટર પૂર્વ દિશામાં જાય છે ત્યારથી ડાબી બાજુ વળીને ત્રણ કિલોમીટર ચાલીને ફરીથી ડાબી બાજુ વળીને પાંચ કિલોમીટર ચાલે છે તો હવે તે કાર્યાલયથી કેટલો દૂર હશે તો જો આની અંતર માગ્યું છે તમને દિશા નથી પૂછી પરંતુ અંતર માંગ્યું છે જો ચલો શું છે કે પહેલા સમજજો સૌથી પહેલા પોપટલાલ તેના કાર્યાલય જો આવું કંઈ આપેલું હોય એ બિંદુ અથવા તો કાર્યાલય અથવા તો ઘર અથવા તો સ્કૂલ આવો શબ્દ use કર્યો હોય તો તમારે આ બિંદુ જ લઈ લેવાનું આને તમારે ઘર કાર્યાલય કે એ બિંદુ okay તો આ બધાને start કરવાનું તો પોપટલાલને તેમના કાર્યાલયથી ચાલીને પાંચ કિલોમીટર દૂર જાય છે કેટલો દૂર જાય છે પાંચ કિલોમીટર દૂર જાય છે ચલો તો આપણે એને પાંચ કિલોમીટર દૂર લઈ જઈએ ચલો તો આ થઈ ગયા પાંચ કિલોમીટર દૂર થઈ જશે ત્યારથી ડાબી બાજુ વળીને તો જો પૂર્વ દિશા આ કઈ દિશા થશે ઘડિયાળની દિશા ઘડિયાળની જમણી બાજુ અને આવ વિરુદ્ધ દિશા થશે એટલે કે ડાબી બાજુ clear તો એ કઈ થશે ડાબી બાજુ વળે છે તો કેટલું તો કે ત્રણ કિલોમીટર ચાલે છે okay તો એ જ ડાબી બાજુ વળીને કેટલું ચાલે છે ભાઈ ત્રણ કિલોમીટર ચાલે છે

અને આ કઈ થશે ડાબી બાજુ થશે ઘડિયાળની એટલે દિશા એટલે જમણી ઘડિયાળની વિરુદ્ધ દિશા એટલે ડાબી તો કઈ દિશામાં જાય છે જુઓ તે ત્યાંથી ચાલીને ડાબી બાજુ એવું કે કેટલા પાંચ કિલોમીટર તો એ ડાબી બાજુએ જુઓ પાંચ કિલોમીટર ચાલે છે એટલું પાંચ કિલોમીટર હવે તે પોતાના કાર્યાલય કેટલો દૂર હશે? તો જુઓ પાંચ કિલોમીટર નીચે પણ પાંચ કિલોમીટર હતું અને ઉપર પણ પાંચ કિલોમીટર હતું એટલે કે અહીંયા તે પહોંચી જશે પોપટલાલ તો એના કાર્યાલયથી કેટલો દૂર છે તો એનું કાર્યાલય કયું છે આવ્યું છે આ એનું કાર્યાલય કારણ કે આપણે અહીંયા કાર્યાલયથી શરૂઆત કરીએ છીએ હતી તો એ કાર્યાલયથી હવે હવે પોપટલાલ આવી જગ્યાએ ઉભો છે

તો ત્રણ કિલોમીટર તમારો right answer આવશે okay તો three kilometre is the right answer okay simple છે. i hope so તમને ખબર પડી જશે વધારે okay તો ચોથા નંબરનો example તારક ઉત્તર પૂર્વ દિશા માં દસ કિલોમીટર ચાલે છે ત્યાંથી દક્ષિણ પૂર્વ દિશામાં દસ કિલોમીટર ચાલે છે ત્યાંથી દક્ષિણ પશ્ચિમ દિશામાં દસ કિલોમીટર ચાલે છે અને અંતે

hello હાજી ICICI bank માંથી વાત કરો છો તમે હાજી ma'am મારે debit card છે ને block કરાવાનું છે હા હા મારા જ નામનું છે મારું card ખોવાઈ ગયું છે કાલનું મને મળતું નથી તો મારે block કરાવી દેવું છે ખબર નહી મને મળતું નથી બે દિવસ થી બે દિવસ થી મેં વાપર્યું નથી બે દિવસ પેહલા મેં use કર્યું હતું પણ કાલથી હું ગોતું છું પણ મને મળતું નથી મારા wallet માં નથી કે ક્યાંય નથી તો મારે block કરાવી દેવું છે અને બીજું issue કરાવું છે

હમ હા હા આજ mobile number પર registered છે account number એય તમને કયો તો આપું હા વાંધો નહી ma'am હા હા સહેજ જલ્દી કરજો હા

two eight six zero one four પરમ દિવસનું પરમ દિવસનું હતું around sixteen hundred આસપાસનું એ ma'am hotel માં હતું hotel માં અમે જમવા ગયા હતા dinner માં big bite કરી ને hotel છે ત્યાં અમે ગયા હતા હા એ block કરાવી દેવું છે હાંજી હાંજી block and replace અને બીજું એના બદલે નવું debit card issue કરાવું છે અમદાવાદ ની નારણપુરા નારણપુરા branch માં email ID વિવેક ચારસો બીસ ચારસો બીસ at hotmail dot com હા છેલ્લા મતલબ બે દિવસ પેલા use કર્યું હતું અને કાલથી મને મળતું નથી

okay હમ હા તો ma'am એને atleast inactive તો તરત કરાવી નાખો block તો I don't know કે મતલબ જે કાઈ ભી હોય થોડુક જલ્દી કરાવજો ચોવીસ કલાક માં વળી પાછું કયાંક

okay ma'am no problem તો ઈ બને એટલું વેલું કરજો please પણ ma'am aadhar card તો છે aadhar card ને pan card તો હવે linked છે હમ હા તો તમને pan card number આપી દવ કે હું શું કરું? તો number લખજો A C P T I O D six okay

okay okay સારું હા તો વાંધો નહિ તો એમ કરી નાખું હા હા